ઓનલાઇન ટ્રેન બુકિંગ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે આઇઆરસીટીસી પરથી ટીકીટ કેવી રીતે પસંદ કરવી
મુસાફરી ક્ષેત્રને પસંદ કરવું
ટ્રેઈન અને મુસાફરીનાં વર્ગને પસંદ કરવું
યુઝર માહિતી દાખલ કરવી અને ઈ ટીકીટ અથવા આઈ ટીકીટ નક્કી કરવી
સાથે જ હું ડેબીટ કાર્ડનાં પ્રથમ વપરાશને અને આનો ઉપયોગ ઓનલાઈન ટીકીટ ખરીદી માટે કેવી રીતે કરવો એ ડેમોનસ્ટ્રેટ કરીશ
ટીકીટ ખરીદી માટે શું જરૂરી છે ચુકવણી માટે આમાંનું કોઈપણ એક હોવું જોઈએ એટીએમ કાર્ડ સાથે તમારું બેંક ખાતું
ઓનલાઈન વ્યવહારની યોગ્યતા સાથે તમારું બેંક ખાતું તમારું ક્રેડીટ કાર્ડ અને ઇન્ટરનેટ જોડાણ સાથે એક કોમપ્યુટર
જે પદ્ધતિ હું પસંદ કરીશ તે નીચે પ્રમાણે છે મારી પાસે આઇસીઆઇસીઆઇ એટીએમ કાર્ડ છે
જે એક વિઝા ડેબીટ કાર્ડ પણ છે
તો ચાલો હવે ટીકીટ ખરીદીએ
યુઝરનેમ હું કન્નન અંડરસ્કોર મોઉ ટાઈપ કરીશ પાસવર્ડ હું અહીં લોગીન કરીશ
માની લો કે મને મુંબઈથી જવું છે
તો જેમ હું ૪ અક્ષરો ટાઈપ કરું છું આ સૂચવે છે તો હું મુંબઈ સેન્ટ્રલ પસંદ કરવા ઈચ્છું છું સુરા ચાલો હું ૪ અક્ષરો ટાઈપ કરું અને તે માટે રાહ જોઉં
તો વાસ્તવમાં હું સુરત જવા માંગું છું
નોંધ લો કે બોમ્બે સેન્ટ્રલ માટે સ્ટેશન કોડ બીસીટી છે અને સુરત માટે એસટી છે
ભવિષ્યમાં હું સીધે સીધું બીસીટી અને એસટી ટાઈપ કરી શકું છું ઉદાહરણ માટે આપણે આ રદ્દ કરીએ છીએ અને બીસીટી ટાઈપ કરીએ છીએ આને આ રીતે જ રહેવા દો
તારીખ ચાલો હું ૨૩મી ડીસેમ્બર પસંદ કરું ચાલો હું બચેલને પસંદ કરું જે ઈ ટીકીટ અને જનરલ છે
હું ઈ ટીકીટ અથવા આઈ ટીકીટ વિશે વાત કરીશ અને વિકલ્પો શું છે તફાવત શું છે તે હું પછીથી સમજાવીશ ચાલો હું સ્થળ શોધું ટ્રેઈનનાં નામ જમણી બાજુ પર સ્લાઈડ છે અને આ જુઓ
મને ઘણી બધી ટ્રેઇનો મળી છે
ચાલો હું ફોન્ટ માપ થોડું નાનું કરું
જેથી કરીને આપણે આ બધાને જોઈ શકીએ માની લો કે હું આ ટ્રેઈન ક્રમાંક 12935 થી જવા માંગું છું
તો ચાલો હું તપાસ કરું કે મારી પાસે બીજા બૈઠક વર્ગમાં ટીકીટ ઉપલબ્ધ છે કે નહી
ત્વો એસ ચાલો હું જરા નીચે સ્ક્રોલ કરું તે તરત દર્શાવે છે કે તે રાહ યાદીમાં છે
તે રાહ યાદીમાં હોવાથી કોઈ ફરક પડતો નથી
હું તેને બૂક કરવા માંગું છે
તો ચાલો હું આને ક્લિક કરું મને મેસેજ મળે છે કે થે ફ્રોમ સ્ટેશન થત આઇ હવે સિલેક્ટેડ ડોએસ નોટ એક્સિસ્ટ ઓન થે રાઉટ ચૂસે ઓને ઓએફ ઠેસે
તો માની લો કે હું બાંદ્રા ટર્મિનસ પસંદ કરવા માંગું છું
ચાલો હું આ બૂક કરું
ટાઈપ કરીશ કન્નન મોઉદગલ્યા ઉંમર ૫૩ પુરુષ બર્થ પસંદગી માની લો કે હું વિન્ડો બેઠક પસંદ કરું છું
તો તે આપણને સીનિયર સિટિઝન નું બટન આપે છે અને મને મેસેજ મળે છે કે પેસેન્જર્સ એજીઇ શોલ્ડ બે 60 યર્સ ઓર મોરે હું ઓકાય કહીશ
અને જો હું સ્ત્રી વરિષ્ઠ નાગરિક હોવું તો તે મને દર્શાવે છે કે પેસેન્જર્સ એજીઇ શોલ્ડ બે 58 યર્સ ઓર મોરે
આમ સ્ત્રી માટે તે ૫૮ છે અને પુરુષ માટે તે ૬૦ ને વરિષ્ઠ નાગરિક તરીકે ધ્યાનમાં લે છે
વરિષ્ઠ નાગરિક માટે અહીં છૂટ છે
ગો દબાવો
આ માહિતી આપે છે અને આ દર્શાવે છે કે કુલ રકમ ૯૯ છે
હવે મને ચુકવણી કરવી પડશે ચાલો હું આ ક્લિક કરું
હું આમાંનાં કોઈ પણ ભાગને ધરાવી શકું છું હું ક્રેડીટ કાર્ડ ધરાવી શકું છું હું નેટ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરી શકું છું હું ડેબીટ કાર્ડ કેશ કાર્ડ વગેરેને વાપરી શકું છું
તે વધારે વ્યક્તિને એક્સેસ કરી શકાય તેને ધ્યાનમાં રાખી હું ડેબીટ કાર્ડ વપરાશનું ડેમોનસ્ટ્રેશન આપી રહ્યી છું
મને આમાંના કોઈપણ એકને પસંદ કરવાની જરૂર છે દુર્ભાગ્યવશ આઇસીઆઇસીઆઇ કાર્ડ જે હું ધરાવું છું તે અહીં નથી
પણ આ દર્શાવે છે કે બીજા કોઈપણ કાર્ડ જે અહીં નથી દર્શાવાયા જો તે વિઝા અથવા માસ્ટર ડેબીટ કાર્ડ હોય તો
અહીં ક્લિક કરો
તો ચાલો હું અહીં ક્લિક કરું અને મને મેસેજ મળે છે કે થે ફોલોઇંગ બેંક્સ વિસા માસ્ટર ડેબિટ કાર્ડ્સ સીએએન બે યુઝ્ડ ટીઓ મેક ઓનલાઇન ટ્રાન્ઝેક્શન એએસ ઓન દાતે
તો આઇસીઆઇસીઆઇ બેંક અહીં યાદીમાં છે
તો ચાલો હું આ બંધ કરું ચાલો હું આમાંના કોઈને પસંદ કરું
હું આ વિઝા માસ્ટર પસંદ કરીશ તો કાર્ડ ટાઇપ વિઝા છે
હું તમને મારી પાસેનાં એટીએમ કાર્ડનો ક્રમાંક બતાવીશ નહી
તમને ૧૬ અંકી ક્રમાંક જે તમારા ડેબીટ કાર્ડ પર આવ્યો છે તે દાખલ કરવો પડશે અને ત્યારબાદ ક્રેડીટ કાર્ડની સમાપ્તિ તારીખ અને પછી સીવીવી ક્રમાંક
જે ત્રણ અંકી ક્રમાંક છે તમારા કાર્ડની પાછળની બાજુએ આવેલ છેલ્લા ત્રણ ક્રમાંકો છે
આગળ તમારી સહી છે આ માહિતી દાખલ કર્યા બાદ બાય બટન દબાવવું
ચાલો હું તે કરું
મને આઇસીઆઇસીઆઇ બેંક તરફથી આ મેસેજ મળે છે
મને વેલીડીટી તારીખ જન્મ તારીખ અને ત્યારબાદ મારો એટીએમ પીન ક્રમાંક નાખવાની જરૂર છે
આ કાર્ડને ઓનલાઈન વ્યવહાર માટે નોંધણી કરાવવા માટે
ચાલો હું આને મોટું કરું જેથી તમે જોઈ શકો કે આ શું છે
હું આ તમામ દાખલ કરીશ પણ હું તમને બતાવવા માંગું છું કે જયારે હું આ કરું છું ત્યારે મને અહીં આપેલ મેસેજ મળે છે
હું હમણાં ૬ અંકી ક્રમાંક દાખલ કરી રહ્યી છું મને તે યોગ્ય રીતે પસંદ કરવું પડે છે તે મને યાદ રાખવા માટે સરળ અને બીજા માટે સરળ ન હોવું જોઈએ
મારે તે બે વખત ટાઈપ કરવું પડે છે
આ એ ખાતરી કરવા માટે કે મેં પાસવર્ડ બરાબર રીતે બનાવ્યો છે
આ ટાઈપમાં થનાર ભૂલોને અટકાવશે
યાદ રાખો તમને આ પાસવર્ડ ફક્ત એક વાર બનાવવો પડે છે
હવે પછીથી ડેબીટ કાર્ડની ચોકસાઈ માટે તમે આ પાસવર્ડ તેની સાથે વાપરશો
ચાલો હું આ સબમિટ કરું
મને મેસેજ મળે છે congratulationsથે ટિકેટ હાસ બીન બુક્ડ
નોંધ લો કે ટીકીટને લગતી તમામ માહિતી પીએનઆર ક્રમાંક સહીત અપાયી છે
જે આપણને ફોલોવ અપ કરવું પડશે કે આપણી મુસાફરી ચાલુ થાય એ પહેલા આપણી વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થઇ છે કે નહી
હવે આપણે આઇઆરસીટીસી દ્વારા મોકલાયેલ સ્વયંચાલિત ઈ મેઈલ જોઈ રહ્યા છીએ ટીકીટ માહિતી અહીં છે
જો તમે ચાહો તો આપણે પ્રીંટ આઉટ લઇ શકીએ છીએ ચાલો સ્લાઈડ પર પાછા જઇએ
હું સ્લાઈડ પર પાછી આવી છું આગળ શું કરવું છે
તમે ટીકીટની પ્રીંટઆઉટ લઇ શકો છો
તમે મુસાફરી કરો એ પહેલા વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થવી જોઈએ
જયારે વેઇટ યાદી સારા પ્રમાણમાં હોય ત્યારે પ્રીંટ આઉટ લેવાય છે
તમને ફરીથી તેને પ્રીંટ કરવાની જરૂર નથી
જો ટીકીટ પહેલાથી કન્ફર્મ થઇ છે તો કોઈપણ મુશ્કેલીઓ નથી
મેં આ ટ્યુટોરીયલમાં બતાવેલ પ્રક્રિયા કેટલી સામાન્ય છે
જુદા જુદા એટીએમ કાર્ડોમાં થોડાક ફેરફારો હોઈ શકે છે
ક્રેડીટ કાર્ડ માટે પદ્ધતિ સમાન છે ઓનલાઈન બેંક વ્યવહાર સમાન છે
પરંતુ સમગ્ર પ્રક્રિયા તમામ પદ્ધતિઓમાં એકસરખી છે
ખાતાની માહિતી પર કાર્ડને દાખલ કરવું
પાસવર્ડને દાખલ કરવા માટે તમને કામચલાઉ કોડની જરૂર છે જે તમારા મોબાઈલ ફોન પર મોકલવામાં આવ્યો છે
આગળનો પ્રશ્ન એ છે કે ઈ ટીકીટ ખરીદવી જોઈએ કે આઈ ટીકીટ
પહેલા આપણે ઈ ટીકીટ થી શરૂઆત કરીએ આપણે આને છેલ્લી પળે પણ ખરીદી શકીએ છીએ
આપણને પ્રીન્ટર અથવા સ્માર્ટ ફોનની જરૂર રહે છે તેમ છતાં તેને ગુમાવવાં વિશે ચિંતા ન કરો
જો તમે તે ખોવી દો છો આપણી પાસે હંમેશાં બીજા પ્રીંટ આઉટનો વિકલ્પ છે
તમને મુસાફરી કરતી વખતે ઓળખ પુરાવાની જરૂર રહેશે જયારે કે આઈ ટીકીટ નાં કિસ્સામાં તમને તે કુરિયર દ્વારા મોકલવામાં આવે છે અલબત્ત તમને આ માટે લગભગ રૂ૫૦ ચુકવવા પડે છે
તમારી પાસે ટપાલ પહોંચ માટે ૨ ૩ દિવસો હોવા જોઈએ પહોંચ તમામ શહેરો અને ગામડાંઓ માટે ઉપલબ્ધ નથી
રદ કરવું તે ફક્ત ટીકીટ કાઉન્ટર પર જ થઇ શકે છે
અલબત્ત તમને ઓળખ પુરાવાની જરૂર રહેતી નથી જો તમે આઈ ટીકીટ સાથે મુસાફરી કરો છો
ઓળખ પુરાવો શું છે
સરકારે જારી કરેલ ફોટો ધરાવતો કોઈપણ કાર્ડ હોઈ શકે છે પેન કાર્ડ ચુંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા કે પાસપોર્ટ
આમાંનું કોઈપણ હોઈ શકે છે
મેં હવે વેબસાઈટ ખોલી છે
તે દર્શાવે છે કે ફોટોગ્રાફ ધરાવતું આમાંનું કોઈપણ એકને સાથે લઇ જવું
ચાલો સ્લાઈડ પર પાછા જઈએ અહીં રાહત દર ઉપલબ્ધ છે
અંદરની યાદી અહીં અપાયી છે
ચાલો હવે આ સાઈટનો સંદર્ભ લઈએ
હું સ્લાઈડ પર પાછી આવી છું વરિષ્ઠ નાગરિકોને આશરે ૪૦ છૂટ મળે છે
વરિષ્ઠ નાગરિક કોણ છે
પુરુષ જે ૬૦ વર્ષનો કે તેથી વધારે છે સ્ત્રી જે ૫૮ કે તેથી વધારે છે
મુસાફરી કરતી વખતે રાહત માટે ઓળખ પુરાવાની જરૂર રહે છે
મુસાફરી કરતી વખતે શું લઇ જવું જોઈએ જો તમે ઈ ટીકીટ બૂક કરો છો તો તમારી ટીકીટનો કોઈપણ એક પુરાવો અને ઈ કોપી તમારા સ્માર્ટ ફોનમાં અથવા ટીકીટનો એક પ્રીંટ આઉટ અને એક ઓળખ કાર્ડ
અથવા આઈ ટીકીટ લો
આઈ ટીકીટ નાં સંદર્ભમાં જેવું કે પહેલાં બતાવ્યું હતું ઓળખ પુરાવાંની જરૂર નથી
તમારી માટે મારી પાસે નીચે આપેલ ઉપયોગી ટીપ્સ છે
કૃપા કરી અગાઉથી બૂક કરો
મુસાફરી કરવાની શક્યતા ઓછી હોય તો પણ બૂક કરો
તમે હંમેશાં ટીકીટને રદ્દ કરી શકો છો તમે અમુક પૈસા ગુમાવશો જો તમે રદ્દ કરશો તેમ છતાં ટીકીટ જ ન હોવી એ કરતાં આ વધારે સારું છે
અંતિમ પળે તમે ટીકીટ ખરીદી શકતા નથી
ત્યારે બૂક કરો જયારે આઇઆરસીટીસી વેબસાઈટ ઝડપી હોય છે
સામાન્ય રીતે મધ્ય બપોરે અથવા મોડી રાત્રે કદાચિત ઝડપી હોય છે
સવાર ૮ થી ૧૦ ને ટાળવાનો પ્રયાસ કરો
આગળનાં ટ્યુટોરીયલમાં આપણે ચર્ચા કરીશું આઇઆરસીટીસી મારફતે બૂક થયેલી ટીકીટોની કેવી રીતે મેનેજ કરવી
પેહલા કરેલ બુકિંગ કેવી રીતે જોવું
પીએનઆર સ્થિતિ કેવી રીતે તપાસ કરવી
અને ટીકીટને રદ્દ કેવી રીતે કરવી
હું હવે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વાત કરીશ
આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓspoken tutorialorg What is a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર